બીજી બે ત્રણ વસ્તુ દેખાય રહી છે એક એ_સી લગાવેલી છે લાઈટ લગાવેલી--

ને ગાર્ડન છે સામે રસ્તો દેખાઈ છે.

બ્લોક લાખેલા છે અને ફ્રી એર નું મશીન લગાવેલું છે.

પિંક અને વાઈટ કલર ના છે સામે દિવાલ દેખાઈ રહી છે.

લોન છે દિવાલ પર પિંક કલર ના ફૂલ છે સામે ઝાડ દેખાઈ રહ્યા છે ગ્રાઉન્ડ માં ગાર્ડન માં પાઇપ છે.

કેલ્સી મૂકેલી છે કાગળ મુકેલા છે એક ખુરસી છે એક માણસ બેઠેલો છે તેણે ટોપી પેહરેલી છે.

સામે એક શેરા એવું કાંઈ લખેલું છે બોર્ડ દેખાઈ રહ્યું છે.

થોડી થોડી જગ્યાએ બાંકડા ગોઠવેલા છે થાંભલા દેખાય રહ્યા છે માણસ દેખાઈ રહ્યું છે.

જંગલી બાવળના ઝાડ દેખાઈ રહ્યા છે વાલડ દેખાઈ રહી છે.

આ એક રેલીનો દ્રશ્ય છે તેમાં ઘણા બધા લોકો છે જેન્ટ્સ છે લેડીસ છે.

બાર એક કાચની બારી જેવી છે તેમાંથી બારનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે સામે એક બિલ્ડીંગ દેખાઈ રહી છે ને બા એક રીક્ષા દેખાઈ રહી છે.

ત્યાં એક થેન્ક્યુ ફોર વિઝીટ નું બોર્ડ લગાવેલું છે.

આ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નું છે એની બહાર ઘણા બધા પોસ્ટરો લગાવેલા છે દરવાજો છે અંદર માણસો ઉભેલા દેખાય છે.

આ એક આ એક પ્રવાસી ગૃહ છે બે ત્રણ માણસો દેખાઈ રહ્યા છે.

ઉપર ઘણી બધી લાદી લાઈટો લગાવેલી છે બારી દેખાય છે.

આ ચિત્રમાં ઘણી બધી લેડીસો અને જેન્ટ્સ ઉભેલા છે તેમણે વાઈટ કલર ના કપડા પહેરેલા છે.

ધોધ ઊંચાઈ પરથી પાણી પડતું હોય તેવું લાગે છે.

પૂઠે ઝાડ છે અને ઘણા માણસો દેખાઈ રહ્યા છે.

દેખાઈ રહ્યા છે પથ્થરો દેખાઈ રહ્યા છે ગુફામાં અંદર પથ્થર છે લોખંડના સળિયાની વોલ છે.

ગલગોટા ના ફૂલ નો હાર લગાવેલો છે કેસરી અને પીળા કલર નો કારપેટ પાથરેલુ છે પંખો દેખાઈ રહ્યો છે વાઈટ કલર ની દીવાલો છે.

આમાં ઘણા બધા પક્ષીઓ છે પીળા કલરના છે લીલા કલરના છે.

ત્યાં એક વાસનું ઝાડ છે અને નદી ની પેલી સાઈડ એ ઘણા બધા વૃક્ષો છે.